પવિત્ર તહેવાર છે જે ગણા લોકો બધા ખુબજ ધામ ધુમ થી ઉજવણી કરે છે મકર સંક્રાંતિ વાત કરીયે તોહ આ તેહવાર ચૌદમી જાન્યુઆરી એ સવારે વહેલા ઊઠીને અગાસી પર જય છે પતંગ અને દોરી લાયી ને આ તહેવાર ની આનંદ માણે છે જે વસ્તુ જોવાજાયએ સવારે વહેલા ઊઠીને તેઓ અગાસી માંથી પતંગ જગાવીને પોતાનું દિવસ પ્રસાર કરે છે અને બીજી વસ્તુ બીજી વસ્તુ કહેવા જઈએ મકર સંક્રાંતિ માં ગાયું ને ખવડાવે ઘાસ, ચાર, ચારો તરીકે વધુ પરતું પડે છે કેમકે આ દિવસે દેવો દ્વારા કહેવામાં આવેલું દાન પણ કહેવામા આવ્યું છે બીજી વસ્તુ જાણવા જાઈએ તોહ સૂર્ય એ દિવસ પૂર્વે ડીશ ના જગ્યા એ તે મકર રાશિ સૂર્ય મકર રાશી માં પ્રવેશ કરીને દિવસ નુ અને બીજા દિવસે તેને સારી રીતે કરવામાં આવે છે મકર સંક્રાંતિ માં વધુ વધુ દાન ને આવે છે કેમ કે મકર સંક્રાતિ પોતે સારી રીતે માને છે લોકો અને સારી રીતે મનાવે પણ છે લોકો બીજી વસ્તુ જોવા જઈએ મકર સંક્રાંતિ એક એવો તહેવાર એવી રાયો છે કે જે મકર સંક્રાંતિ ના દિવસ લાડુ પુરી શિરો શ્રીખંડ વસ્તું લાવી ને ખાય છે ભોજન નો આયોજન કર્યું છે અને મકર સંક્રાંતિ ના દિવસે લોકો પતંગ ની પતંગ ચગાવે છે અને એક બીજા જોડે પેચ લડાવીને પોતાનો દિવસ અને પોતાને મનોરંજન કાર્યક્રમ સારું રાખીયે છીયે એ દિવસે બધા લોકો મિત્ર સાથે ગણા લોકો મિત્ર સાથે મળીને ગણા લોકો પરિવાર સાથે મળીને તોહ ગણા લોકો પોતાના કાલેઅગે સાથે મળીને આ દિવસ મનાવે છે એવી વસ્તુ જોવા જઈએ તોહ મકર સંક્રાંતિ ના દિવસે સવારથીજ લોકો આ તહેવાર ની ઉજવામાં આવે છે ગણા લોકો ફરવા પણ જતા રહે છે મનાવે છે હવે વધારે પડતા લોકો મનોરંજન માટે જ આ મકર સંક્રાંતિ નો પર્વ મનાવી રહ્યા છે કેમ કે હવે હિન્દૂઓ મા પેહલા જેવા તહેવારો ને સાસ્કુતિક કેમકે હવે લોકો પોતાના મનોરંજન માટે તેહવારો હોય છે અને પોતાનું ચલાવતા હોય છે બીજી વસ્તુ ની વાત કરીયે તોષ મકર સંક્રાંતિ ના દિવસે પોતે પતંગ ચકાવીને મજા લેતા હોય છે ગણા લોકો મકર સંક્રાંતિ ના દિવસે બી મળવા જતા હોય છે મળીને પોતાનું

ચૌદ તરીકે આ તેહવાર સારું થાય છે અને પંદર તરીકે આ તહેવારનું પતી જાય છે તેથી મકર સંક્રાંતિ એ હિંદુ શાસ્ત્ર માં સૌથી મહત્તવનું તહેવાર ગણવામાં આવે છે અને આ તહેવારને વધુ પડતું માર્ગ દર્શન ને વધુ પડતું ગણવામાં આવ્યું છે આથી મકર સંક્રાંતિ નો તહેવાર હિંદુ શાસ્ત્ર માં મહ્ત્વ નુ રહીયુ છે ને એ તહેવાર હિન્દુ સશત્ર મુજબ મહત્વનું ગણવામાં પણ આવ્યું છે મકર સંક્રાંતિ એક બીજી વસ્તુ જણાવી કે આ તેહવાર સૂર્ય મકર રાશિ હાથ નીચે અને તેઓ વધુ માં વધુ સારી બહાર થી અને તેઓ લોકો ચલાવે છે સૌથી વધુ અને સાર ગણવામાં આવ્યું છે

hello good morning કોઈ પણ સાલીની વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા માટે કેટલીક વહેમદત યોજનાની આયોજકતા કરતી હશે તેવી જ રીતે કાર્યક્રમની અંતિકારણ કરવા માટે કેટલાક તબક્કા માંથી પસાર થવુ આવશ્યક છે સામુદાયિક સંગઠક ના પ્રક્રિયા દ્વારા સંગઠનના ઉદયદાત દ્વારા કરસે આ પ્રક્રિયા દ્વારા ઉયોગ દ્વારા નીલોકન તેમ બેટ વયવસ્થિત નીતિ છે પ્રક્રિયા દ્વારા કાર્ય કરતા તોય પ્રથમ સમસ્યા અધ્યક્ષ ક્ષેત્ર સમસ્યના ને તેના અંગ ગણવામાં આવશે સામુદાયિક સંગઠન ના પ્રદિક્ષયો એ અવલોકન થતા સિતકુટી પ્રાપ્ત કરી સામુદાયિક સંગઠન ના કાર્ય કરતા ને મુખ્ય કાર્ય સમુદાયના સભ્યો સાથે કાર્ય કરી તેના વિચારો અને કરીયો માં જરૂરી પરિવર્તન સ્થાપિત કરવાનું છે સમુદાય ની દરેક સંસ્કૃતિ પરંપરા ઇરિવાજો સાથે જોડાયેલા હોય છે જેના કારણે કેટલીક તેના કારણે કેટલીક પરિસ્થિઓ ના સમસ્યાએ વધી જતી હોય છે આ માટે કાર્ય કરતા સિંદ્ધાંતિક જ્ઞાન સાથે સમુદાયી વાસ્તવિકતા લેવાયીકતા વિશેષતાનું ધ્યાન કરીને મળી આવે છે વિદ્યુ અભ્યાસ કરે છે સામુદાયિક સંગઠન કાર્ય પદ્ધતિ ને વિધાનન બીજા સતજહેં અભ્યાસ કરવાનો છે કાર્ય કરતા દ્વારા સમુદાયની તમામ જેવું સમસ્યાના અભયાસ કરો સમુદાય માટે મહત્વ પૂર્ણ છે અભ્યાસ કરતી વખતે કાર્ય કરતા સમુદાય માં નિશ્ચિત ફુકાળમાં રહેતા તમામ જતી તેમજ નાતી તથા સામાજિક આર્થિક તેમાં લોકોની જરૂરિયાતને અને સંબંધની મહાજ વખતેજ કરવામાં આવે છે

સામુદાયિક સંગઠના કાર્ય કરતા ની પોતાના વ્યવહારિક જ્ઞાન અને અનુભવના આધારે બે બાજુ થી લાચાર હોવા કાર્ય કારની સફળતાનો આધાર સભ્યો ની તથા જયારે સાડી આકાળ નીકળ રહે છે આ માટે કાર્ય કરતા કાર્યશીલ માટે જવાબદાર સર્જનને શિક્ષીત કરતા પ્લેટપટ કરી સભ્યની ભૂમિકા ભજવવા તથા જેને સર્વ બનાવવા માટે પરોસહિત કરે છે જરૂરિયાતની ચેતનાનું પ્રસાર કરે છે સમુદક સંગઠનની પ્રક્રિયા દ્વારા સભ્યની તેની મૌખિક જરૂરિયાત વિશે કાર્ય કરતા જયારે સભ્યો ને મન દર્શક આપ જાહેરાત કરે આવે છે. આમ કાર્ય કરતા સમુદાયનું સભ્યોને પોતાની જરૂરિયાત છે સભ્યોથી પરિચિત કરવા માટે શિક્ષણ આપવા માં આવે છે અને સભ્યના ગ્રહણમાં દરેક સભ્યની ચેતનાના

સામુદાયિક સંગઠન સમુદાયમાં સભ્ય સંગઠન ની vely તથા સંગઠન જીવનની ઓદ્યોગીતા ભાર આપે છે સંગઠિત જીવનોની પ્રોત્સાહિત કરવાની છે સામુદાયિક સમસ્યાની સામાન્ય રીતિ રાખવા માટે સભ્યને પ્રાપ્ત કરે છે સભ્યની આયોડેક્ષ કંપની ની પાતાળ બનાવી ની સંગઠન રચના કરવામાં આવે છે આથી metriko નો વિકાસ કરે છે સમુદાયના સંગાથની રચના વેપારની પસંદગી બની રહે છે યોગ્ય મજબૂતાઈ દ્વારા અન્ય વ્યક્તિ ના વ્યવહારમાં કરી શકાય છે નેતાના વ્યક્તિઓને સ્વાભાવિત કરવા તથા નિર્દેશિત કરવા ની ક્ષમતા હોવી જોઇએ તેમાં પોતાની આવડત માં વિકાસ માટે કરેલ છે ક્રિયા થી ગુજારવાના માધ્યમ થી દ્રવ્યો નવી પેટના સંતાસ્ત્રો પડે છે આથી સાધનોને સંચાલિત કરવા સામુદાયિક સંગઠન કાર્ય કરતા વિવિધ તે સરકારી બિનસરકારી તમામ વાયુ સંસ્થાઓની તેઓને સમુદાયના અનુરૂપ બનાવાની પ્રયાસ કરે છે સાધનોને સંચાલિત કરવા માટે કલ્યાણકરી સંસ્થાઓ તથા સમુદાય ના સભ્યની વચ્ચે વિચાર વિમાસ કરી સમુદાયની ભવ્ય અને કલ્યાણકારી સેવાઓની મેળવી unit બનાવના અભ્યાસ કરવામાં આવે છે નાના મૂલ્યાંકન અને સ્વૈચ્છિત પરિવર્તન લાવવું સામુદાયિક સંગઠનના વીરાંગની લીધે મુકયાંકન દ્વારા સામુદાયિક જ્ઞાન થાય છે તેના દ્વારા કાર્યોના વાસ્તવિક પરિણામ વિશે જાણકારી મળી છે જેના દ્વારા કાર્યની ચિંતાઓ સમય તથા સંગાથોની જાણકારી થાય છે મૂલ્યાંકન દ્વારા કાર્ય કરતા જરૂર પરિવર્તન લેવાની ઘટનાની વિકાસ કર્યો છે જેના કારણે વ્યવસ્થિત પરિવર્તન લાવી શકાય છે સામુદાયિક સંગઠન કાર્ય કાર્ય કરતા સમુદાય સંશોધન શોધવામાં જયારે સભ્યની જરૂરિયાતો અને સમાધાન મળી શકે સમુદાયની કેટલીક સંસ્થાઓ હોય છે જે સમુદાયમાં કલ્યાણ માટે કાર્ય કરતી હોય છે સમુદાયના સભ્યો તેને જ્ઞાન તો તેમજથી કાર્ય કરતા તેના ઉદ્યોગ માટે સભ્યને માર્ગ દર્શન આપી કાર્યાતિ લાવાનો પ્રયત્નનો કરવામાં આવે છે સામુદાયિક સંગઠન ની ભૂમિ કરતા

કાર્ય કર્તાની વીચીત જ્ઞાન અને કરતી હોય છે જેમાં કાર્ય કરતા વ્યક્તિગત ગુણ સામાન્ય શિક્ષા અને અનુભવો વગેરે સમુદાયમાં પ્રકારની ભૂમિકા ભજજવવામાં મદદ કરે છે સમુદાય સંગઠન ની ભૂમિકાના આ તબક્કા છે નાગદાસનન માં ચિંતક સામુદાયિક સંગઠન કાર્ય કરતા અને તેને સિદ્ધ કરવા માટે સાધનોનો કરવામાં ફાયદા કરે છે કાર્ય કરતા માલ માં રોજના સમુદાયની તમામ જતી નાટી આથી સામુદાયિક સંગઠિત કરવામાં કાર્ય કરવા યોગ્યમા બનાવામાં માર્ગદર્શન પૂરું પડે છે આ લોકમાં સંગઠન સભ્યોની જે તેની સમિતિઓ જરૂરિયાત જાણવા માટે તેમના સામના કરવાની યોગ્યતા ને નિર્ણય કરીને સમજાવે છે સબંધો વિકસિત કરવામાટે સહકારીક વધે તાના ઘાતક યોજનાની સમજીને ઘણા સબંધો વિકસિત કરવાનો અભ્યાસ કરે છે વિવિધ સામુદાયિક સંગઠનના કાર્યો વીસે હોય છે તેનું તમામ સાહજિક જ્ઞાન પાર આધારિત છે તેને વિવિધ સમસ્યા અને તેના કારણો ની ચેટ કરે છે અને આ અંગેની માહિતી પુરી પાડે છે સામુહિક રીતે તેના પર વિચારીને સમુદાય કાર્યક્રમ યોજના બનાવ માટે કાર્ય કરતા વ્યક્તિ નિષ્ણાંત રૂગના પ્રભાવમાં કાર્ય કરવાની તથા અવ્યયાગની જતી preyar કરવામાં યોગ્યતાનું વિકાશ કરે છે સામાજિક ચિકિત્સક સામુદાયિક સંગઠનો કાર્ય કરતા સામાજિક વિકસિત રોજના સામુદાયિક સમસ્યા માટે પ્રમાણે કારણો તથા શોધ કરે છે જે સામુદાયિક કલ્યાણના અવરોધક બહેતર સભ્ય તેના નિરતં માટે વિચાર વિમાસ કરે છે આ માટે આવનારી રિંગ કામ કરી યોગ્ય જે તસ્ય રૂપે અને વકીલ તરીકેનો સમુદાય સામુદાયિક સંગઠનના કાર્ય કરતા સમુદાયિકના લોકોને જ્ઞાન પ્રાપ્ત કરી તે જવાબદાર સંસ્થાઓ સામાન્ય પ્રયાસ માં તરીકે યાદ કરે છે તેના પરમ આવેલા આલોકના કરે છે સામાજિક જ્ઞાન અને અવરોધકના જરૂરી સંગઠન કરતા સુધારા લેવાની મદદ કરે છે તેથી શિક્ષક તરીકેની જમીન અને સામુદાયિક સંગઠન કાર્ય તેમાં તે તેની સંતાનને વિકસિત કરે છે નેત્રી કરી શકે છે એ ઘટના માટે પ્રોત્સાહિત કરે છે સામુદાયિક સંગઠનના કાર્ય કરતા સંગઠન સમસ્યા તથા જરૂરિયાતો સાધનો કાર્યક્રમો નકી કરવા તથા સમુદાયના સભ્યો તથા મુશ્કેલી અનુભવ ત્યાં રજુ થાય ત્યાં કરે છે તેવો અભ્યાસ કરે છે માધ્ય થી સંગઠન વસ્તુ જોત પ્રકાશિત સમુદાય સીટ તથા સમુદાયની સંસ્થા સાધનો વચ્ચે મુજબ ગજવે છે સમુદાયની જરૂરિયાત સમસ્યા સંસ્થાનો કાર્યક્રમોનો લાભ લેવા માં કરતી મુશ્કેલીઓ થી સંસ્થાને યાદગાર કરે છે તેમજ સંસ્થા સમુદાય અંગેના પ્રશ્ર્નોથી સમુદાય ની મળતી પુરી પાડે છે તથા કાર્ય કરતા સમુદાય ના વિઘટન સંગતીથ સામાજિક શક્ય સમુદાયના સંઘર્ષ નિવારણ માટે કાર્ય કરતા વિભિન્ન ભુમિકાઓ ભજવે છે આમ કાર્ય કરતા પોતાની ધુનતા સમુદાય આત્મ નિર્દેશન આત્મનિશે વિકાસ કરે છે નમસ્તે કેમ છો? નમસ્તે મજામાં તમે કેમ છો? હું પણ મજામાં છું કઈ બાજુ નીકળ્યા તમે? અરે અમે એક પેલું નાટક જોવા ગયા હતા

દ્રોણાચાર્ય અને એકલવ્ય વાળું કયું ઉહ ક્યારે તમે કાલે ગયા હતા? હા ભાઈ કાલે જ ગયા હતા તો એમાં દ્રોણાચાર્ય અને એકલવ્ય ની સારસ કથા કહેતી દ્રોણાચાર્ય પાંડવોના ગુરુજી હતા. તમને નથી ખબર એમની કથા?

અચ્છા તો તમને જાણવું હોય તો તમને કહું ગઈકાલે શું થયું નાટક માં. હા હા

તો સાંભળો એક હતો ભીલકુમાર એનું નામ હતું એકલવ્ય બરાબર છે. એને ધનુષ વિદ્યાનો ભારે શોખ હતો

તો એને જાણ થઈ કે દ્રોણાચાર્ય નામ ના મુની કવરવ પાંડવો ને ધનુષ વિધ્ય સીખવવા ની ઇચ્છા થી એ એકલવ્ય દ્રોણાચાર્ય પાસે આવ્યો છે તો એકલવ્ય

અ હા એ દ્રોણાચાર્ય પાસે ધનુષ વિધ્ય સિખવા માટે જાઈ છે.

તો ત્યરે દ્રોણાચાર્ય કે છે કે હું રાજકુમાર હોય એલોકો નેજ સીખવું રાજકુમાર વગર હું કોઈને ધનુષ વિધ્ય નથી સિખવાડતો તું પાછો જતો રે ભીલ પણ અ આ હમ ભીલકુમાર હતો હા એટલેજ ને એ રાજકુમાર નતો એટલે દ્રોણાચાર્ય એ કીધું કે હું ખાલી રાજકુમારો નેજ સિખવાડું એ તો ભીલ હતો એટલે એકલવ્ય ને દ્રોણાચાર્ય એ સિખવાડવાની ના પડી દીધી એટલે પાછો મોકલી દીધો બરાબર છે હા બરાબર તમારી story આગડ વધારો તો એ જોઈ ને નિરાશ થઈ ગયો એકલવ્ય ને થોડો વિચાર કર્યા બાદ જાતેજ ભણવા તૈયાર થઈ ગયો અને ઝાડ નીચે અને ગુરુ ની મુર્તિ બનાવી ને મુર્તિ ને ગુરુજી માની વિધ્ય સિખવા લગિયો

ને એકલવ્ય એ મુર્તિ સાથેજ વાતો કરતો કહતો ગુરુજી તમે મારા ગુરુજ છો હું તમારો સિસ્ય છું ને મને વિધ્ય આપજો પણ મુર્તિ મા થી અમને વિધ્ય કઈ રીતે મળે એજ તો છે કથા એનીજ તો આગડ તમને કાઇસ તો તમને ખબર પડસે કે એ મુર્તિ મા થી દૂર થી દ્રોણાચાર્ય પાસે થી એકલવ્ય એ કેવી રીતે ધનુષ વિધ્ય સિખી બરાબર સરસ સરસ લાગે છે story તમે આગડ આગડ કો મને જરુર થી ગમસે હા એ નાટક છે અને એ નાટક મા એકલવ્ય પછી કે છ કે ઊભો રે હમણાં અને એ એને સીખતો હતો વિધ્ય ત્યરેહ એક કૂતરો આવે છે ને એની વિધ્ય સિખવા મા પડે છે

તો એ એકલવ્ય ને ગુસ્સો આવે છે ને એ કુતરા ને કે છે કે ઊભો રે હમણાંજ હું તને મારા બાણ નો સ્વાદ ચખાડુ અચ્છા. તો એ એકલવ્ય કુતરા ના મોહમાં એવી રીતે બાણ મારે છે કે કુતરા ને ઈજા પણ ન થઈ અને તનુ મોહ બાણો થી ભરાઈ જાય એટલામાં દ્રોણાચાર્ય કવરવ પાંડવો સાથે આવે છે અને એ જોવે છે.

તો એ બધુ જોતાં હોય છે ત્યરેહ અર્જુન દ્રોણાચાર્ય ને કે છે ગુરુદેવ આપ તો કહતતા હતા કે જગત મા મારા થી ચડિયા તો બાણવાડી કોઈ છેજ નઈ બરાબર છે. હું પણ એજ સંબધું છું કે અર્જુન થી સારો ધનુરધાર કોઈજ હતો નઈ બાણ ચલાવવામાં અર્જુન નોજ પહલો number આવતો હા એટલેજ તો પછી દ્રોણાચાર્ય અર્જુન ને કે છે કે અર્જુન તું મારો વાહલો છે જગત નો શ્રેસ્ત બાણાવાડી તુજ રહસે ઉપાય હું વિચારું છું આની માટે

તો દ્રોણાચાર્ય એકલવ્ય પાસે આવે છે અને એને પૂછે છે કે તું કોણ છે? ને કોની પાસે થી તું એ ધનુષ વિધ્ય સિખે છે? તું આટલો બધો પારંગત કેવી રીતે થઈ ગયો.

તો એકલવ્ય કે છે ગુરુદેવ તમે મને નહીં ઓડખ્યો. હું એકલવ્ય. યાદ કરો ગુરુદેવ એક વખત હું આપની પાસે વિધ્ય સિખવા આવેલો પણ આપને ના પડાળી એટલે અહી આવી આપની મુર્તિ બનાવી જાતે ધનુષ વિધ્ય સિખું છું. વિધ્ય સિખવો તો આપજ છો હું તમારી મુર્તિ પાસે થીજ સિખું છું. બરાબર છે. તો આ સાંભડી ને દ્રોણાચાર્ય કે છે. હા હવે બધુ યાદ આવ્યું એકલવ્યવત્સ. પણ તો તું મારો સીસ્ય નહીં થયો અને હું તારો ગુરુ ગણવ?

બરાબર છે. તો પછી દ્રોણાચાર્ય કે છે કે જો તું મને તારો ગુરુ માણતો હોય તો તું મને ગુરુ દક્ષિણા આપ એટલે એ આપે આટલે તારી વિધ્ય પૂર્ણ થાઈ બરાબર તો એકલવ્ય કે છે કે આગ્ન્ય કરો ગુરુદેવ આપ જે કહો એ આપવા માટે હું તૈયાર છું. દ્રોણાચાર્ય કે છે તું વત્સ તો તારા જમણા હાત નો અંગુઠો ગુરુ દક્ષિણા રૂપે આપ તો દ્રોણાચાર્ય. એકલવ્ય પાસે એનો હાત નો અંગુઠો માંગે છે જરાક પણ ક્રચકાટ વગર એકલવ્ય એંગુઠો કાપી ને ગુરુદેવ ને આપી દે છે. અને દ્રોણાચાર્ય કે છે કે તારા એ મહાન ત્યજ નો યશ હમેશા અમર રહસે. અને એકલવ્ય ડાભા હાત વિધ્ય નો અભિયાશ ચાલુ રાખે છે.

અચ્છા સરસ નાટક બો સરસ લગિયું મને તમે મને કીધું હોત તો હું પણ આવત તમારી જોડે નાટક જોવા માટે. હ પણ અમને ખ્યાલ નઈ ને કે તમે પણ અહિયાંજ છો નઈ તો અપડે બધા સાથેજ ગયા હોત આહ સરસ મજા આવી અમને બધા ને જોવાની હવે ફરી બીજું નાટક અવનું છે આવતીકાલે આવું હસે તો આ જોવા જઇસુ કારણકે અ મને અ આ ગવરવભાઈ લોકો ની જે વાર્તાઓ છે આ મને બોજ ગમે છે એટલેજ એજ વાર્તાઓ મા થી એ એક વાર્તા છે જે મને જરૂર થી ગમી હોત.

ફરીથી તમે કોઈ આવું નાટક જોવા માટે જાવ તો જરૂર થી મને યાદ કરજો. ચોક્કસ ચોક્કસ હવે થી અમે જઇસુ ને તો તમને સાથે લઈ નેજ જઇસુ પણ તમારી જે વાર્તા કીધી એનામા દ્રોણાચાર્ય અ દ્રોણાચાર્ય અ અ અ ભીલકુમાર એકલવ્ય હતા આની પાસ અંગુઠો માંગી સકે તો અંગુઠો માંગી ને એ જે એ એમનું જે ધનુષ હોય છે એ વિધ્ય એ એ પૂરેપૂરી જતી રે છે એવુ એવુ ને. ના ના વિધ્ય જતી નહ રે એ કેવું છે કે જમણા હાત થી બાણ ચલાવે હવે જમણા હાતનોજ અંગુઠો લઈ લી તો પછી એ બાણ ડાભા હાથે પછી એ પોતાની વિધ્ય નો અભિયાસ ચાલુજ રાખીયો તો. એકલવ્ય એ જે જમણા હાત થી કામ કરી સકે આટલો ડાભો હાત ના કરી સકે ને અને દ્રોણાચાર્ય એન એવુ દર હતો કે અર્જુન એએમનો સાવથી પ્રિય સીસ્ય હતો આના થી આગડ કોઈ જતું રહ્યું તો એ નઈ ચાલે એમને આટલે અમને એકલવ્ય પાસે થી અંગુઠોજ લઈ લીધો એટલે દ્રોણાચાર્ય ગુરુ એ કપટ નીતિ વાપરી ને એ અ હમ ભીલકુમાર એકલવ્ય પાસે થી અંગુઠો માંગી લીધો એવુજ તાત્પર્ય છે ને આ અ કથા નો

તો અ રાજગુરુ કરતાં અ અલગ ગણાઈને આટલે આ ભીલકુમાર જો આગડ નિકડી જાય તો અર્જુન ની મહાનતા કોઈ ને દેખાઈ નઈ એટલે ગુરુજી એ પોતાના સિસ્યા ને બચાવવા માટે આવી કપટનીતિ થી આનો અંગુઠો લઈ લીધો બરાબર છે. અ પણ અ એવું સંબડિયું છે કે અ અ ધનુર્ધર એટલે બાણવિધ્ય છે જે એ એનામાં તો કુંનતી પુત્ર અ અ કર્ણ પણ બોજ અ અ અ સરસ હતા. હા એ તો સરસ હતા જ નેજ પણ હવે અર્જુન જેટલું શ્રેસ્ટ નઈ આવે અર્જુન આટલે પાંડવો નો કહવાઇ કુંતી પુત્ર તો પછી થી ખબર પડી ને કે કુંતી નો પુત્ર છે ત્યાં સુધી તો એ અમ રાજકુમાર ગણાતોજ નતો એટલે અ એ એના દુશ્મનો માજ રહલો છે આમ જોવા જાવ તો એટલે એટલે કર્ણ એ પણ ધનુરવિધ્ય છે એ દ્રોણાચાર્ય પાસે થી સિખી છે? ના ના અનુ તો આટલું બધુ યાદ નથી આવતી આની કથા પણ એવું છે નઈ એ જાતેજ સીખેલો છે કર્ણ તો હમ બરાબર છે કારણકે દુનિયા ના સાવથી શ્રેસ્ટ ધનુરધારો મા અ કર્ણ નું નામ આવે છે આટલે

તમને બીજી

બોલો

તો એવું કસુ જોવા ગયા હોય તો એ પણ થોડુક કેસો તો મને મજા અવસે આહ એ મને અમે નાટક નથી જોવા ગયા પર એની કથા મને ખબર છે કે અર્જુન નું લક્ષ્ય અટકું સરસ હતું કે એ પાણી ના પ્રતિબીમ મા જોઈ ને માછલી ની આખ નું લક્ષ્ય અને સધિયું હતું

તમને કઈ ખબર હોય તો તમે કઈ સકો છો બીજી કથા ના મને તો એટલું ખબર નથી પણ તમે એ જે દ્રોણાચાર્ય અને એકલવ્ય ની કથા કીધી એના થી હું સાચે હું બોજ મોહિત ગયો છું તો તમે અ ફરીથી કોઈ વખત અ નાટક જોવા જાવ કે તમારી પાસે

ચોક્કસ ચોક્કસ આવતી વખત અ તમને પક્કુ લઈ જઇસુ અમે જોવા માટે પણ તમે કોની સાથે ગયા હતા જોવા માટે? અને ક્યાં ગયા હતા? અચ્છા હું ને હું ને મારા મિત્રગણ અમે બધા સાથે ગયા તા અમારી ઘર ની નજીક એક નટક્યગૃહ છે. તો અમે લોકા ત્યાં ગયા હતા જોવા માટે ગઇકાલે રાતનોજ

હમ એકલવ્ય હમણાં તો એકલવ્યજ છે આ હવે આનો ગઇકાલે છેલ્લો દિવસ હતો હવે આવતીકાલ થી બીજી નવું નાટક અવનું છે. એ આ મહાભારત પર નથી આની બીજી કોઈ કથા છે એ મને ખબર પડસે તો હું તમને ચોક્કસ કાઇસ ને અપડે આ વખતે બરાબર છે તમે મને કહજો અને કેવી રીતે જાવ છો તમારા ઘરે થી આ આ જે નટકીયગૃહ છે આ કેટલું નજદીક છે? બસ બો નજદીક છે ચાલતા ચાલતા તો આરામથી પોચી જવાઈ એકદમ નજદીક્જ છે ઘર ની પછાડ જ છે. કારણકે હું કારણકે હું સહર ના બીજા વિસ્તાર માં રાવ છું ત્યાં થી મારે આવવા માટે થોડોક સમય લાગે એમ છે અને હું અ અ મારી નોકરી દિવસ ની દિનચર્યા અને નોકરી

કઈ વાંધો નઈ અપડે રાજા ના દિવસે જઇસુ એવું હોય તો હમ એટલે કવું તમને સમય એ સર આવતા જતાં પણ અનુકૂડ રે પણ એ નટક્યગૃહ મા સુ સુ પૈસા કેટલા છે? એ નાટ્ય જોવાના એના પૈસા ત સો રૂપયા હસે એક જાણ ના સો રૂપયા એમ ને એટલે મારે તો હમ સો રૂપયા અને બીજા સો રૂપયા અને સો મારે તો નાટક ત્રણસો રૂપયા મા પડે કારણકે મારા ઘરે થી નાટ્યગૃહ સુધી ના સો રૂપયા મારે રીક્ષ ભાડું આપવું પડે અને રાત્રે એજ રીક્ષ નું ભાડું મારે બીજી વખત આપવું પડે આટલે મારે તો બસ્સો રૂપયા રીક્ષ ના ભાડા મજ જતાં રાય પણ

અરે તમે તમારા પૈસા પૂરેપૂરા વસૂલ થઈ જસે આટલું સરસ નાટક હોય છે આ આ નાટક મા કોણ પણ આટલે અ અ તમારે કેવું આટલે TV ની જેમ બતાવે છે કે કેવી રીતે બતાવે છે આટલે અંગુઠો કાપે છે અ કેવી રીતે બતાવે છે. અચ્છા એ નાટક મા બદધુ એમ એ લોકા એ બે જણા સરસ બન્યા હતા એક આપદા પ્રખ્યાત નાટ્યકાર એ અનુ પત્ર ભજવતતા એ ગુરુજી દ્રોણાચાર્ય નું પત્ર પણ આપડા પ્રખ્યાત એક છે એવા નાટ્યકાર અમને રચિયું તું અને એકદમ સરસ રીતે અપડી સહમે એમ જાણે હામનજ રાચતું હોય એવી રીતે એ લોકો એ નાટક ભજવ્યું હતું બરાબર છે. પણ દ્રોણાચાર્ય નો દ્રોણાચાર્ય પુત્ર પણ ધનુરવિધ્ય સિખ્યો હતો ને but અને ધનુરવિધ્ય નથી આવડતી અર્જુન કેએમ શ્રેસ્થ ગણાઈ છે? હા અર્જુન શ્રેસ્થ હતો આટલે શ્રેસ્થ ગણાઈ છે એના જેવી ધનુરવિધ્ય દ્રોણાચાર્ય ના પુત્ર ને પણ નટી આવડતી એ માછલી ની આખ ને લક્ષ્ય પાણી મા જોઈ ને એણે સાધ્યું હતું એના પરથીજ એ શ્રેસ્થ થયો હતો

પણ તમને તમને તમને એ બધી જે વરતાઓ છે એ કેમની ખબર પડી કોને કીધી તમને એ બધી તમને ખબર કેવી મારી મમ્મી મને નાનપણ મા બધી વાર્તા કહતીતિ એના પર થી યાદ છે થોડુઘનું થોડું આવા નાટકો આવે તો અપડી યાદ સકતી હજી વધારી દે કે જૂનું હા કે મમ્મી કાતીતિ કે નાટક માં એવુજ બતાવ્યુ છે એટલે એ જોઈ ને હજી પત્રો બધા અપડી સહમે જીવંત થઈ જાય અને જે અપડે સંબદતતા વાચતા આવ્યા છે એ આપડી આખો સમક્ષ એ લોકો નાટક ભજવે એની મજા જોવાની કઈક આલગજ હોય છે. બરાબર છે. હા આવું એક આવું એક અ બીજું એક નાટક અવિયું હતું મને ખબર છે but એ છે ને એ એ હસીય માટે નું નાટક હતું પેલા ગુજ્જુભાઈ ધ ગ્રેટ પડે અ ગુજ્જુભાઇ ધ ગ્રેટ નામ નું હતું અ મે જોયું મારા મારા જિંદગી મા એકજ નાટક જોયું છે ને એ ગુજ્જુભાઇ છે